આ એક મોબાઈલ શોપ છે જ્યાં એક દિવાલ પર યલો કલર અને એક દિવાલ પર પિંક કલર લાગેલો છે જેના પર બોર્ડ લગાવેલા છે.

વેલકમ ટુ બેન્કિંગ એકેડેમી નો એક બોર્ડ મારેલું છે નીચે એરો મારેલો છે.

એક તરફ દુકાનનું શટર છે તેની બાજુમાં મીટર લાગેલુ છે પછાડી એક મોટી બિલ્ડીંગ દેખાતી છે.

જ્યાં વેજ કેન્ડી મળે છે જેનો ભાવ ત્રીસ રૂપિયા છે.

ભાઈ અદબ વાળીને બેસેલા છે એની સામે એક્ઝેટ સામે નો સ્મોકિંગ નું બોર્ડ મારેલું છે.

શ્રઢ્ઢા હોસ્પિટલ ની બાજુમાં જિનેશ્વર માર્બલ સ્ટોન સપ્લાયર્સ ની શોપ છે.

પણ એ માતાજીના બહારની સાઈડ એક્ઝેટ સામે સિંહનું વા સિંહનુ પુતરુ મૂકેલું છે આજુબાજુ બે કુંડા છે.

સ્કીન કેર ની શોપ છે જ્યાં સ્કીન્સ કેર નું ડિસ્પ્લે કરેલું છે જેમાં અલગ અલગ પ્રોડક્ટો લાગેલા છે એને બલૂન થી આખું શણગારેલું છે.

હાંભે કેશ રૂમ છે જ્યાં જી પે નું એક બોર્ડ લાગેલું છે એની બાજુમાં એક પી_સી મૂકેલું છે.

એની પાછળ એક બાંકડા ઉપર સ્પીકર ગોઠવેલું છે અને એક સાઈડે એક નાનુ અમસ્તુ ઝાડ છે.

આ ઝાડ છે ગ્રીનરી છે અને આ ભાઈએ બ્લુ કલર નો પેન્ટ અને રેડ કલર નો શર્ટ પહેરેલો છે.

એક દુકાન નો ફોટો છે જે નાની ની મસ્તી દુકાન છે જેમાં અલગ અલગ પેકેટો લાગેલા છે.

રાજા રાની સ્નેક્સ બાર નું બોર્ડ મારેલું છે એની નીચે ગણપતિ બાપ્પાની મૂર્તિ છે જેને હાર પેરાવેલો છે.